બાળપણ માં જ્યારે cricket ની રમત રમતા ત્યારે તેને જે નિયમો ઘડવામાં આવતા તે તો કદાચ આજ ના cricketboard માં નિયમ કરતાં પણ જોરદાર

Plastic હવા માં ધોંસ તરીકે ઉડાડીને તેને toes કરવામાં આવતું નિયમ ત્રણ ફળીએ કે સોસાયટીમાં દીવાલ કૂદે તો Out અને દીવાલ પર ટપ્પી પડે તો six નિયમ ચાર એક ટપ્પી catch out નિયમ પાંચ કાચ કાચા અને નાની ઉમરના ખેલાડી પ્રથમ batting આપવામાં આવતી નિયમ છ જેના થી દડો અગાશીમાં જાઈ તેણે જ ball લેવા જવાનું નિયમ સાત છેલ્લે batting ના મળે તો લાડ લાડલાઈ કરી જ આવાનું નિયમ આઠ જેનું જેનું bat તેને પ્રથમ batting શું તમને લાગે આવા નિયમ નિયમોવાળી cricket ની રમતો મજા આવવાની મોબાઈલ માં આવેલા cricketgame માં હોય શકે અત્યાર ના બાળકો મોબાઈલ bike race અને car race જેવી game રમતા હોય છે જ્યારે આપણા બાળપણ માં આપણે સાયકલના નકા નકામાં થઈ ગયેલા tyre લાકડી મારીને આખા ફળિયા માં ધમાલ મચાવતા હ મચાવતા શું આવો અન અનેરો આનંદ અન અનેરો આનંદ હોય શકે આ મોબાઈલ game માં બાળપણ માં બધા બાળકો ભેગા મળી ને ચાર પો પોલીસ ની રમત રમતા તેના જેવી મજા આજ ની pubji કે free firegame માં થોડી આવી શકે એટલે જ મનમાં ઘણી વાર એવો સવાલ થાય કે videogame રમ રમવાવાળી પેઢી શું જાણતી કેવી હતી ગલી અને ફળિયામાં રમતી રમતા બાળપણમાં એક રવિવારનો દિવસ જ્યારે રજા મળતી અને ત્યારે આખો દિવસ રમ રમતો માં જ રચતો પચતો રહેતા તમે માનો કે ન માનો પરંતુ બાળપણનો એ રવિવાર હવે નથી આવતો બાળપણમાં વરસાદની ઋતુમાં કાગળોની હોડી બનાવી ને પાણી માં તર તરતી મૂકવાનો પણ અનેરો આંનદ આવતો ક્યાંય મળે એવું બાળપણ અને કયાથી મળે એવી મનોરંજન આપતી રમતો એટલે જ તો જગ જગજીતસિંહ દ્વારા ગવાયેલા ગીત રહવાદ કરવામાં આવે છે કે યે દૌલત કુટણીએ તાજા છે એ બાળપણના નિશાન યાદોનું મલમ લાગવી ને આવે છે વર્તનને કહે થોભી જાય બાળપણને મળીને આવું છું Bike મિત્ર બાળપણની રમતને લાગતી તમારી અનુભવ computer માં જ જરૂરી share કર કરશો અને જો આ કહાની તમને ગમી હોય તો પ્રતિભાવ જરૂર આપજો હવે આ બધી આપણે વાતચિત કરતા હતા કે બાળપણ માં છે ને વધારે મજા આવતી આપણા બાળપણમાં આપણે જે મજા કરી ને એ આજકાલ ના બાળપણમાં કોઈ નથી કરતાં બધાઇ મોબાઈલ ની બધી રમતો જ રમતા હોય છે આપણાં બાળપણમાં તો કેવું આપણે ગીલીદંડા રમતા ને ઓલું બધુ રમતા તો બોવ મજા આવતી એમ આપણે છે ને હવે કઈક બીજી વાત પર ચર્ચા કરી એ હાથમાંથી ચા નો cup નીચે પડતાં જ નાનકડો સૂરજ એક ધબકારો ચૂકી ગયો કાચ ના આ ટુકડા જોઈ એને માં કહેવા અને શું સજા કરશો એ વિચારતાં જ એ ચકડી ઉઠ્યો હે ભગવાન આમ મનુષ્ય છોકરો મારા જ કાલે કેમ પડ્યો શું કરું આ નકામાં છોકરાનું હવે હું જ્યાર થી આ ઘર માં આવી છું આ મનુ મનુષ્ય મને જે શાંતિથી રહેવા નથી દેતો કોણ જાણે કયાર ક્યારે આ બલા થી છુટકારો મળશે બહાર થી ઊંચા આવજે બોલેલા માં ના આવા કવેર સાંભળી કાચના ટુકડા ભેગા કરતાં સૂરજ ના નાનકડા હાથ ધ્રુજી ઉઠયા જ્યાર થી હોશ સાંભળીયા ત્યાર થી સૂરજે માં નું આ સ્વરૂપ જ દેખ્યું છે પોતાના નાના ભાઈ બહેનો ને આટલા જ પ્રેમ કરતી માં પોતાને કેમ આવું કહે છે રાત ના બહાર ઓટલા પર નીકળી તૂટેલી ફૂટેલી ગોદ ગોદડી પાથરી પોતાના ભાઈ બહેન ને વાર્તા અને લોરી સાંભળતી માં નું થોડો ઘણો સંભાળતા શબ્દો ની ગોદ માં સૂઈ જતો સૂરજ પોતાની સાથે થતાં આ ભેદભાવ અને અત્યાચાર સમજી શકે એટલો પરિપક્વ ન હતો પોતાના થી થોડો મોટો એવા બાજુ માં રેહતા અને મિત્રોએ એ દિવસ તેને કહ્યું હતું કે સૂરજ ની સાવકી માં છે એવું પોતાની માં ના મુખ સાંભળ્યું હતું પણ સાવકી માં નો અર્થ સમજાવા બેય ભેરુ સમર્થ હતા એની અસલ માતા એ એને જન્મ આપતા જ આ દુનિયા ને અલવિદા કહી દીધું હતું ત્યારબાદ ત્યારબાદ એને બાપ એ કહ્યું ત્યારે એને સામે એક મીઠી વિચાર કરતાં આવડશે. ચાલુ રાખો, ચાલુ રાખો. air horn વગાડો. જેથી એને ખબર પડે કે ભાઈ breaking. કોઈક નવી જગ્યા એ તમે આયલા છો. બરાબર છે ये क्लास किसकी है मेरे भाई? ते क्लास उसकी है બરાબર, જવાબ નથી લખવાના. ચલો, one two three and start જોઈ લિએ આપણે answer ભારતમાં ગંદકીથી ખલેલ પામનર સંત કોણ હતા? તો ભારતમાં ગંદકીથી ખલેલ પામનર સંત સ્વામિ વિવેકાનંદ હતા. મનીષાના પપ્પાનો આનંદ ખરેખર શેના કારણે હતો? તો મનીષાના પપ્પાનો આનંદ પોતે ખોટા પડ્યા એના માટે હતો. ભયાનક અને લાંબી ખોભણમાં લેખક શાથી છેતરાયા? તો ભયાનક અને લાંબી ખોભણમાં લેખક તાજું હિમ પાડવાના કારણે છેતરાયા.

આ જવાબ તમે વિચારો છો તમારો રાઇટ ચલો. next ફરીથી thirty seconds છે. question વાંચો, વિચારો, just think. બરાબર, તમારે તો બે જ લખવાના આવશે ત્યાં. વિચારો અને, thirty second માં. બરાબર, ભોપું ચાલુ જ રહેશે. વિચારો. question વિચારો ફટાફટ હું તમને answer બી કહી, જવાબ લખવાનો નથી તમારે just વિચારવાનો છે. બરાબર comment લખવું હોય તો લખી શકો છો. just વિચારવાનું છે. nine second, eight, seven, six, five four, three, two, complete ચલો, next જોઈ લઈએ મુંબઈ માં શ્રીવધે શાના પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધેલા? તો મુંબઈ માં શ્રીવધે સત્તાવધાન પ્રયોગ કરીને સૌને મુગ્ધ કરી દીધા હતા. લેખકની બાએ મૂળ જમીન શેઠ ને કેમ સોપી દીધી? કેમ? કેમકે મૂળ જમીન ખેડનાર કે દેખભાડ રાખનાર કોઈ હતું નૈ એટ્લે શેઠને સોપી દીધી. લેખકે એક સ્થાન થી બીજા સ્થાન વચ્ચેના અંતર વિષે શાથી છેતરાતા હતા? તો મધુર તડકા અને હવાના કારણે લેખક એક સ્થાન થી બીજા સ્થાન વચ્ચેના અંતર વિષે છેતરાતા હતા. કાળું અને રાજૂ કઈ શરતે સદાવ્રતમાં જવા તૈયાર થયો? તો પોતે સાથે આવશે પણ હાથ લંબાવશે નઇ. એ શરતે રેડિ થયો હતો. जुकेगा नई साला બરાબર યાદ રાખજો કાળું આપડો પેલ્લે થી પુષ્પા જ છે. ડુંગરની પત્નીને હૈયે શું જણાય ગયું હતું? ડુંગરની પત્નીને હૈયે તેની મૃત બાબલીની પગલીઓ જણાય ગઈ હતી. રેડી છો? ચલો next one, two, three બીજા question તમારી હામે આવે છે. વિચારો. બીજા question. question વાંચો અને વિચારો કે આનો answer શું હોય શકે. question વાંચો.

જન્મોસ્તવ કૃતિમાં ફાટી તૂટી ગુણ પાદ જુપડા ને ફગફગીઓ ફગ્ફાગીઓ નઇ ફગફગીઓ દીવો શબ્દો ધ્વારા શેનું વર્ણન કરેલું છે? સાત second, છ second, question વાંચવાનો બી ટાઇમ નહીં હેને? વાંધો નઇ, thirty second જ આપણે લઈશું. ફટાફટ session આપણે complete બી કરવાનો છે. જોઈ લઈએ. ચલો, જન્મોસ્તવ કૃતિમાં ફાટી તૂટી ગુણ પાદ જુપડા ને ફગફગીઓ દીવો શબ્દો ધ્વારા શેનું વર્ણન કરેલું છે?

બરાબર આવો question આવે તો યાદ રાખજો દારુણ ગરીબાઈ આવશે. ભૂખથી ભૂંડી ભીખ કયા કાવ્ય સંગ્રહ માથી અમ કયા સંગ્રહમાથી લેવામાં આયેલું છે? તો માનવીની ભવાઇ એની અંદર થી લેવામાં આયેલું છે. હિમાલય એક સાહસ ક્રુતિ માં શું પ્રગટ થાય છે? ક્રુતિ માં સાહસ અને હિમાલય પ્રત્યેનો પ્રેમ. બરાબર, સાહસ છે એ એમાં title જ છે. હિમાલય પ્રત્યેનો પ્રેમ. આંબા પટેલે ઢીંલઘોડીની કઈ ચાલ શીખવી હતી? તો આંબા પટેલે ઢીંલઘોડીની, રેવાળ ચાલ શીખવેલી હતી. નરેન લગ્ન ના મંગા શા માટે પાછા ઠેલતો હતો? તો નરેન લગ્ન ના મંગા પાછા ઠેલતો હતો કારણકે જે કન્યા પર કવિતાઓ લખતો હતો તેને તો લગ્ન ની ના પડી દીધી હતી. જોયું હતું ને? મસ્ત love story છે ભૂલી ગયા પછી. તો, આ એનો answer આવશે. વાંધો નઇ છેલ્લા પાંચ question ફટાફટ વિચારો. thirty second તમારી સામે છે આના પછી આપણે ગ્રામર જોવાના છે. કવિતાના પ્રશ્ન વીસ જોઈને. શ્રીમદ ને મન બે શેનું સાધન માત્ર હતું? જવાહરલાલ નહેરુ લીખિત મારી જીવનકથાનો અનુવાદ કોણે કર્યો હતો? સમયના એક જ બિંદુ પર સામાની બે જુદીજુદી પરિસ્થિતી નું વર્ણન તમારા પાઠ્યપુસ્તકની કૃતિમાં સમાવીત કરવામાં આવેલ છે. કઈ કૃતિમાં? સાવકાર કેવું ગણિત ગણતાં? રેસ નો ઘોડો બીજો અંક કેટલા વર્ષ પછી દર્શાવાયો છે? જસ્ટ વિચારો. ભાઈ દસ હજાર લાઇક આપણે બી કરવાની છે. જે લોકોને લાઇક કરવાનું બાકી હોય એ કરી દેજો. શ્રીમદ ને મન બે શેનું સાધન માત્ર હતું? તો દેહ એક માત્ર ખાલી જગ્યામાં બી આય ગયું. ધર્મનું સાધન હતું. જવાહરલાલ નહેરુ લીખિત મારી જીવનકથાનો અનુવાદ કોણે કર્યો હતો? સમયના એક જ બિંદુ પર સામાની બે જુદીજુદી પરિસ્થિતી નું વર્ણન તમારા પાઠ્યપુસ્તકની કઈ કૃતિમાં સમાવીત કરવામાં આવે છે? તો જવાબ એનો આવશે જન્મોસ્તવ. સાવકારો કેવું ગણિત ગણતાં હતા? તો સાવકારો સત્તર પંચા પંચાસી ને બદલે સત્તર પંચા પંચાણુ એવું ગણિત ગણતાં હતા બરાબર. એ ઇનો જવાબ આવશે. રેસ નો ઘોડો કૃતિનો બીજો અંક કેટલા વર્ષ પછીનો દર્શાવાયલો છે? તો, કૃતિનો બીજો અંક અગિયાર વર્ષ પછીનો દર્શાવાયલો છે. બરાબર આવું યાદ રાખવાનું. અંદર ભાગ એક ભાગ બે આપેલા છે તો એ પ્રમાણે ચેક કરતાં રેજો. ચલો તો વીસ માથી તમારા કેટલા તમે વિચારી શક્યા? એનો તમારે answer આપવાનો છે. round six and seven બે જ રાઉન્ડ રહેલા છે. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્ય માં આપો પાઠ્યપુસ્તક. આ કાવ્યના આધારિત છે. બરાબર, પેલું શેના આધારિત હતું? પાઠ ના આધારિત હતું, હવે આ કાવ્યના આધારિત છે. પછી આપણે ગ્રામર section માં જઇસુ OK comment ની અંદર લખો. comment ની અંદર લખતા રેજો. જે લોકોનું નેટ સપોસ વિધ્યાર્થીસત્ર ખતમ થવા આયુ છે. તો જે લોકોનું નેટ ખતમ થવા આયુ હોય next time થી તમે ધ્યાન રાખજો. વાવાજોડા ની અંદર આવું જ બધુ થતું હોઇ. વાવાજોડામાં એવું જ થાય ને? તો નેટ ખત્મ હવે તમારું ના થાય એનું ધ્યાન તમારે રાખવાનું છે, connectivity નું ધ્યાન તમારે રાખવાનું છે. કેમકે વાવાજોડું આવે તો connectivity જતી રે. ગુજરાતી નું વાવાજોડું આયેલું છે. દસ હજાર લાઇક તો યાર કર દીધી તમે salute છે તમને. ચલો ફરીથી કવિતાના પ્રશ્નો તમારી સામે છે. મોહમાયા કોને સ્પર્શી સકતા નથી? કવિની ધ્રષ્ટિએ ભારવારો મુગટ એટ્લે શું? નરશિહ મહેતા કયું પદ ગાંધીજી ને અતિપ્રિય હતું? ચાંદલીઓ લોકગીતમાં ચાંપલિયા ની પાંદડી કોને કહી છે? સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? વિચારો જસ્ટ પછી આપણે એના answer જોઈ લઈએ. ચાર જ, વીસ જ question જોવાના છે. પછી ગ્રામર સેક્શન માં જવાનું છે. બરાબર, ગ્રામર ની બી તૈયારી તમે કરી હશે. one, two, one, two, three four and ભૂમ. ચલો, મોહમાયા કોને સ્પર્શી સકતા નથી? તો મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી સકતા, નથી. કવિની ધ્રષ્ટિએ ભારવારો મુગટ એટ્લે શું? તો કવિની ધ્રષ્ટિએ ભારવારો મુગટ એટ્લે જવાબદારી વાડો મુગટ. આવું આવશે. નરશિહ મહેતા કયું પદ ગાંધીજી ને અતિપ્રિય હતું? આપદે હમણાં ખાલી જગ્યા માં જોઈ લીધું. વૈષ્ણવજન પદ ગાંધીજી ને અતિપ્રિય હતું. ચાંદલીઓ લોકગીતમાં ચાંપલિયા ની પાંદડી કોને કહી છે? ચાંદલીઓ લોકગીતમાં ચાંપલિયા ની પાંદડી દેરાણીને કહી છે. સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? તો સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમભાવ પૂર્વજન્મના માતા પિતા એવું કહીને વ્યક્ત કરે છે. બરાબર. તો આ તમારે કરવાનું હતું. ચલો ફરીથી સીએચએચ છ થી દસ તમારી સામે છે. ફટાફટ વિચારો. કવિ ઢોચકીમાં છાસ પાછી રેડવાનું દેવાનું કોને કહે છે? એક બપોરે કાવ્યમાં કવિએ ભરવેળો અગ્નિ, કોને કહે છે? thirty second છે question વાંચી લો, થોડુક વિચારી લો. વિચરશો તો આવડ્શે. air horn બી વાગી જશે. સમય ખત્મ થવા આવશે ને તો આમ હો, નેટ ખત્મ. હમ WIFI હોય એને તકલીફ નૈ પડે. દસેક દિવસ માટે કોઈક સારું નેટ નું pack લઈ લેજો. જેથી કરીને next time તમને આવી દિક્કત ના આવે, તકલીફ ના પડે. કવિ ઢોચકીમાં છાસ પાછી રેડી દેવાનું કોને કહે છે? તો છાસ પાછી રેડી દેવાનું કોને કહે છે?

ઠાળી દેવાનું કે છે. ચાલો જીવ જવાનો આગડ પંક્તિ માં ચાલો જીવ એમ કાવ્ય નાયક કોને કહે છે? ચાલો જીવ જવાનો આગડ પંક્તિ માં ચાલો જીવ એમ કાવ્ય નાયક પોતાને જ કહે છે ને, ચાલો જીવ જવાનો આગડ. ગાંધીજી પાસે કયું સસ્ક્ત આયુધ હતું? તો સત્ય નું. કાવ્યનાયક અશ્રુઑ ને કોના જેવા ગણાવે છે? કાવ્યનાયક અશ્રુઑ ને રાકના રતન જેવા ગણાવે છે. વતન થી વિદાય થતા ની અંદર આવે છે. એ તમને આવડશે. ફરીથી અગિયાર થી પંદર question આયેલા છે. ફટાફટ વિચારો તમારી સામે આવશે question one by one. સીલવાન સાધુના નિવૃત ની વૃત્તિ કેવી હોય છે? મુક્તકનો વિશેષ ગુણ કયો છે? અશોક ચાવડા નું તખલ્લુશ પાતાળમ અકોણ પરખાય છે? ને શિકારી કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થયેલી છે? सोच के बताओ पढ़ा तो होगा ચલો જોઈ લઈએ આપડે પેલ્લા, સીલવાન સાધુના નિવૃત ની વૃત્તિ કેવી હોય છે? તો સીલવાન સાધુના નિવૃત ની વૃત્તિ સદાય નિર્મળ છે. મુક્તકનો વિશેષ ગુણ કયો છે? મુક્તકનો વિશેષ ગુણ ચમકૃતિ છે. અશોક ચાવડા નું તખલ્લુશ જણાવો. તો અશોક ચાવડા નું તખલ્લુશ બેદિલ છે. બરાબર, પાતાળ માં કોણ પરખાય છે? પાતાળે હરિ પરખાય. શિકારી કાવ્યમાં કઈ ભાવના વ્યક્ત થયેલી છે? તો શિકારી કાવ્યમાં, વશુધેવ કુટુંબકમ ની ભાવના વ્યક્ત થયેલી છે. આ એનો answer આવશે. OK પંદર થઈ ગયા. ચલો, છેલ્લા પાંચ question. કાવ્ય ના આધાર પર પછી આપણે ગ્રામર સેક્શન બાજુ જઇસુ. બેફામ નુ પૂરું નામ. મોહમાયા કોને સ્પર્શી સકતા નથી? હું એવું ગુજરાતી સહકાવ્યમાં સ્વાતંત્ર યુગના કયા મહાનુભાવ નામ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? શૂરશરણાઈ અને ભીડ ધ્વારા કયું ધ્રશ્ય, સ્કૂટ થાય છે. અને સોનેટ સાહિત્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે? આવું તમને પુછેલું છે. ચલો જોઈ લઈએ. બેફામ નુ પૂરું નામ જણાવો. તો બરકત વિરાણી એ બેફામ નુ પૂરું નામ છે. મોહમાયા, કોને સ્પર્શી સકતા નથી? તો ભાઈ વૈષ્ણવજણ ને સ્પર્શી સકતા નથી. હું એવું ગુજરાતી સહકાવ્યમાં સ્વાતંત્ર યુગના કયા મહાનુભાવ નામ નો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલ એ બેનો ઉલ્લેખ થયેલો છે. શૂરશરણાઈ અને ભીડ ધ્વારા કયું ધ્રશ્ય, હમણાં જ આપણે કીધું બરાબર આ ગૌરવે કર્યું તું શું? લગ્ન. લગ્ન નું ધ્રસ્ય છે શૂરશરણાઈ અને, ભીડ ભેગી થાય. સોનેટ સાહિત્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે? ચૌદ પ્રકટી હોય ચૌદ. વીસ માથી કેટલા હાચા પડ્યા કો મને તમારા. વિચારો. હવે આપડે જોડણી, સંધિ, પ્રત્યય, સમાનાર્થી વિરુદ્ધાર્થી અને એ સિવાય અલંકાર, છંદ.

પછી, કહેવત પછી હું આવે છે? ક્રિયા વિશેષણો. પછી ભાવે રચના, પ્રેરક રચના, કર્મની, કર્તરી આ બધુ જે આવે છે. એના વ્યાકરણ ના વિડિયો already આપણી ચેનલ પર છે. બરાબર નીચે description માં લિન્ક આપેલી છે. ત્યાથી તમે એને પછી જોઈ લેજો અત્યારે આપણે આટલા ટોપિક નું discussion કરીશું. OK છંદ આપદે detail માં સિખવાડેલા છે. અલંકાર detail માં સિખવાડેલા છે, સમાષ detail માં સિખવાડેલા છે, કર્તરી, કર્મની, ભાવે, પ્રેરક એ બધુ detail માં સિખવાડેલુ છે. એના વિડિયો available છે. એમ બી હજારો માં વ્યૂ છે. તો તમે ના જોયું હોય તો નીચે description માં લિન્ક આપેલી છે. કહવતો બી પચાસ જેટલી અલગ અલગ કહેવતો આપણે expend કરેલી છે last year. તે વિડીયો બી તમે જોઈ શકો છો, તો કહેવતો નું તમારું secure થઈ જશે. હવે આપણે આની અંદર જોડણી, મોટા ભાગ ના વિધ્યાર્થીઓ છે ને મોટા ભાગના, હોશિયાર માં હીશિયાર વિધ્યાર્થી બી જોડણી માં માર્ક ગુમાઈ દે. ખરેખર યાર. અને એ લોકો બી જોડણી તમને એવી પૂછે ને કે તમને બધી હાચી જ લાગે. સૌથી પેલ્લા, સાચી જોડણી વિચારવાની છે તમારે. જબરજસ્તી કેવી રીતે લખસો તમે? જબરજસ્તી. અવે જબરજસ્તી આવે જબરધસ્તી આવે જબર ધાસ્તી આવે બરાબર શું આવશે? જબર દસતી, બરાબર. આવું પૂછાય જોડણી ની અંદર.

શિખામણ. શિકામન કહેવાય સીકામણ કહેવાય કે શિખામણ કહેવાય? તો આની અંદર આગડ આવશે એટ્લે આ થશે શિખામણ. પ્રતિબિંબ જો આવું જ રશવાઈ દીર્ઘઈ બિંદુ બિંદુ તમારે ચેક કરવું પડે. તો પ્રતિબિંબ આપણે કેવી રીતે લખીએ. પ્રતિબિંબ આવી રીતે લખીએ. ચલી ક્ષિતિજ. ક્ષિતિજ ને તમે કેવી રીતે લખશો? ક્ષિતિજ. તો ક્ષિતિજ આપનું આવી રીતે લખાશે. બરાબર, ચલો પાંચ તો થઈ ગયા. ફરીથી બીજા જોઈએ. ચુંદડી. ચુંદડી, ચુંદડી કેવી રીતે લખાય? આવું લખાય? આવું તો ના જ લખાય મીંડું તો આવે જ. આ આવશે ચુંદડી, ગિરિવર. ગિરિવર કેવી રીતે લખશો? ગિરિવર, ગિરિવર, ગિરિવર. તો આગડ બંને આવશે. બરાબર ને? એટ્લે મારો જવાબ આ થશે ગિરિવર.

રશવાઈ દિર્ઘઈ આવું બધુ આવશે ને એવું જ વાક્ય એ લોકો પૂછે તમને બધુ સાચું લાગે. કુતૂહલ, કુતૂહલ, કુતૂહલ, કેવી રીતે લખશો કુતૂહલ? અમ આવી રીતે લખીસ મે કુતૂહલ. પરિસ્થિતી. પરિસ્થિતી હું કેવી રીતે લખીશ? પરિસ્થિતી બધુ આગડ થી આવશે. તો જો, આવી રીતે જોડણી પૂછાતી હોય છે અને એની અંદર ઘણા બધા વિધાર્થીઓ marks ગુમાવી બેસતા હોય છે તો ખાસ એની practice કરજો. કયો શબ્દ કેવી રીતે લખાય ને એ તમને ખાસ આવડવું જોઈએ. ખાસ આવડવું જોઈએ. ચાલો next સાચી સંધિ તમારે બતાવાની છે પરિણામ, પરિ વત્તા નામ. પરિ વત્તા નામ જો આને તમારે સુ કરવાનું ખબર સંધિ માટે? સંધિ અને પેલા જે અક્ષરો ને છૂટા પાડવા વારુ આવે ને! તો એને માટે વિધ્યાર્થીઓ ને બે trick આપું ર વખતે આપતો હોઉ છું. આ શબ્દ ને છે ને speed માં વાંચવાનો કેવી રીતે વાંચવાનો speed માં પરિ વત્તા નામ.

એક દમ slow એની એ કરી દેવાનું, પરિણામ, પરિણામ, પરિણામ, પેલા અક્ષરો છૂટા પાડવાનું આવે છે ને! પરિણામ. પ એટલે પ વત્તા અ, રી ર વત્તા ઈ ના, ન વત્તા આ મ, પરિણામ. મ બરાબર તો છૂટું પાડશો તો તમારા અક્ષરો તમને છૂટા પાડવાનું તમને એ બી આવડી જશે અને આવું કરશો તો speed માં બોલુ જો પોષ વત્તા અણ, પોષણ, પોષણ, પોષણ, પોષણ, પોષણ, પોષણ આવસે એ confirm થઈ ગયું. હતો આજ આવશે. એટ્લે મારો જવાબ આવશે પોષણ. આય ગયું ચલો. અત્ત વત્તા અચળ. અસ્તાચળ, અસ્તાચળ અસ્તાચળ અસ્તાચળ સ્તાચળ, સ્તાચળ અસ્તાચળ થઈ ગયું ચલો. સત વત્તા ધા. સતધા સતધા સ સ સ સ સ બંને જોઇન્ટ થઈ જશે. શ્રદ્ધા. હવ એયાપેલું છે આઈ રયું. જો શ્રદ્ધા પછી આવું ના લખાય જાય. અમુક જણા પેલું, સાઈ બાબા ની મંદિર ની બાર અમુક જે હોય છે ને આવું શ્રદ્ધા સબૂરી આવું લખેલું હોય. તો શ્રદ્ધા ખરેખર આવી રીતે લખાય. તો જોડણી આયયાદ રાખજો. સત વત્તા વધાન. સતાવધાન, સતાવધાન, સતાવધાન, સતાવધાન, સતાવધાન, સતાવધાન બરાબર. સર વત્તા વર. સરરરર વર સરવર, સરવર સરવર સરવર સરવર પણ બે મિંડા છે ને આમ એટ્લે માત્ર બની જશે. સરવર સરવર સરવર સરવર, સરરરર વર ચલો, નભસ્ત મંડળ. ન ભ સ જોડણી માટે નભસ મંડળ નભસ પછી સ silent થઈ જાય નભ મંડળ નભ મંડળ નભ મંડળ. પણ સ છે એ કાનો માત્ર લાગી જશે બનશે નભમંડળ. ભાવ વત્તા આગ્રહ. ભાવ વત્તા આગ્રહ. ભાવગ્રહ ભાવાદ્ર, બે છે ભાવાદ્ર, ભાવાદ્ર ભાવ આ આપેલો છે. ભાવાદ્ર. સહ વત્તા અનુભૂતિ. સહાનુભૂતિ, સહાનુભૂતિ, સહાનુભૂતિ, સહાનુભૂતિ, સહાનુભૂતિ, સહાનુભૂતિ. બરાબર જો આ બી જોડણી જેવો ખેલ છે. જોડણી બી આવડવી જોઈએ. શબ્દ તો ખબર પડી જાય પછી જોડણી પણ આવડવી જોઈએ. તો આ સાચી તમારી સંધિ થઈ ગઈ. દસ માઠી તમારા કેટલા સાચા પડે છે. આ comment ની અંદર લખતા જજો. દરેક ની અંદર દસ દસ તો આવે જ છે. સંધિ ની વાત થઈ ગઈ. હવે આપણે પ્રત્યય વિષે થોડુક સમજી લઈએ. પ્રત્યય માં બી ઘણા બધા વિધ્યાર્થીઓ mistake કરી દેતા હોય છે. અમ પરપ્રત્યય, પૂર્વપ્રત્યય કે એક પણ નહીં એવું બી તમને પૂછાય છે. તો પરપ્રત્યય કોને કહેવાય? પૂર્વપ્રત્યય કોને કહેવાય? પરપ્રત્યય આપણે એને કઇશું કે જે પાછડ ટેગ લાગતો હોય. પાછડ પૂછડે લાગતું હોય એને પર કહેવાય પછી. પછી શબ્દ પછી.

આગડ લાગેલો છે જોવો. વિધવા એટલા માટે આપડે એને પૂર્વપ્રત્યય કહીશું. રિશાળ. રિશાળ. રીસ ની પછાડ આડ પ્રત્યય લાગેલો છે. એટલા એટલા માટે આપડે એને પરપ્રત્યય કહીશું. પ્રત્યક્ષ. પ્રત્યયક્ષઆગડ પ્ર. લાગેલો છેને? પ્રત્ય, પ્રત્ય તો પૂર્વપ્રત્યય લાગેલો છે. આગડ તમે ચેક કરશો, પૂર્વપ્રત્યય લાગેલો છે. નીરોગી. નીરોગી. રોગી હોય તો શબ્દ એની આગડ ની પ્રત્યય લાગેલો છે. આગડ લાગેલો છે જો, આગડ લાગેલો છે એટ્લે આપણે એને શું કહીશું પૂર્વપ્રત્યય કહીશું. ફરીથી પાલનહાર. પાલનહાર.

તો સૌરભ એવું બી પૂછાય. પૂર્વપ્રત્યય કે પરપ્રત્યય ના બી લાગેલો હોય સીધેસીધું વાક્ય તમને આપતી હોય. શબ્દ આપેલો હોય. એક પણ નહીં એવું બી આવે સૌરભ માં કોઈ પ્રત્યય લાગતો નથી યાદ રાખજો. કટાક્ષ. કટાક્ષ બી એક જ શબ્દ છે એમાં કોઈ પ્રત્યય લાગેલો નથી. રોમાંચક એ બી એક શબ્દ છે. એમાં બી કોઈ પ્રત્યય લાગેલો નથી. ભજન. ભજન તો ભજની પાછડ ન પ્રત્યય લાગેલો છે. જન ની આગડ ભ લાગેલો છે એવું નથી. ભજની પાછડ ન પ્રત્યય એટ્લે કે પરપ્રત્યય લાગેલો છે. આવા બધા શબ્દ ખાસ યાદ રાખવાના. પૂછાય જાય ને તો તમારા માર્ક જતાં રે. શ્યામલ . શ્યા મ લ પરપ્રત્યય લાગેલો છે. હેને? શ્યામ ની પાછડ લ પ્રત્યય અહી લાગાયેલો છે. એટ્લે આ બી શું આવશે? પરપ્રત્યય આવશે. તો તમારા સાચા જ હશે બધા એવી આશા રાખીએ છીએ. ના ખબર પડી હોય તો એક લૉજિક તમે સમજી લેજો. પૂર્વપ્રત્યય અને પરપ્રત્યયનો, જેથી કરીને તમારા માર્ક ના કટ ના થાય. ચલો નીચેના શબ્દો ના સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દ અમુક દસ એવા આપણે લીધેલા છે એ પૂછાય ને તો વિધ્યાર્થીઓનાં માર્ક જતાં રે. બરાબર તો દસ જ છે પણ વિચારજો અલગ પ્રકાર ના છે. અવધાન. અવધાન નું એકાગ્રહતા થતું હોય છે. એટ્લે યાદ રાખજો. ગમાર. ગમાર નો મૂર્ખ થાય સમાનાર્થી શબ્દ આપડે જોયો છે. શાવધ. તો શાવધ નું હોશિયાર થાય. ઉમરકો એનું ઉમંગ થશે.

અમ વિચિત્ર પ્રકારના. શૃંગ આ બોર્ડ માં પૂછયેલું છે. શૃંગ નું તળેટી થાય. શૃંગ તો એનું થશે તળેટી. બરાબર શૃંગ નું ગર્ત બી, પણ એ વિજ્ઞાન માં થાય.

ટકાઉ. ટકાઉ નું થસે તકલાદી. ટકાઉ એટ્લે દમ મજબૂત હોય ને આમ લાંબા સમય સુધી ચાલે એવું. અને પેલું made in china હોય તકલાદી હે ભઈ બે ટન દિવસ અઠવાડિયું છ મહિના ચાલે.

આ બી યાદ રાખજો સાહુકારનું ગરીબ થાય. વિરુદ્ધાર્થી આગ્રહ તો શુષ્ક. ધવલ આ વર્ષે પૂછાય એવું છે. ખાસ. એનું થશે શ્યામ. ઘટતું તો એનું થશે અણઘટતું. બરાબર તો આ ટોટલ દસ વિરુદ્ધાર્થી શબ્દ હતા કે જે ખરેખર તમારે જોવાજેવા હતા preparation purpose થી. આખું આપડું વાવજોડું complete થઈ ગયું છે. સાંજ પણ થઈ ગયું ઘણા બધાને ને ઘણું બધુ આવડ્યું હશે. ઘણા બધાને ને ઘણું બધુ નૈ પણ આવડ્યું હોય. ફરીથી આ વિડિયો ને revise કરી લેજો. જોઈ લેજો. જ્યારે બી તમે આની preparation કરશો ફટાફટ ફટાફટ આના answer સ્પીડ માં two X પર three X સ્પીડ પર four X સ્પીડ પર દોડાઈને તમારે જોવું હોય તો જોજો. પણ જે questions જે હતા એ બધા important હતા. કે જે તમને બોર્ડ ની પરીક્ષામાં કામ લાગે એવા છે revision કરશો તો definitely તમને benefit થશે. જે લોકોને છંદ, અલંકાર, સમાષ, કર્તરી, કર્મણિ આ બધા ટોપિક સિખવા હોય, તેના વિડિયો ની છે description માં આપેલા છે. ગ્રામર વિડિયો one two three કરીને. અલગ અલગ બધા વિષય ના IMP ના વિડિયોની લિન્ક બી નીચે આપેલી છે. તમારે બોર્ડ ની પરીક્ષામાં માહિતી કેવી રીતે ભરવાની? supplimentary કેવી આવશે તમારી? barcode sticker કેવી આવશે? ખાકી સ્ટિકર કેવું આવશે? એ બધુ ડીટેલ માં સમજાયેલું છે. એ વિડિયો પર એક બે million view થવાના છે એક બે દિવસમાં. તમારે એમાં participate કરવું હોય તો એનું બી નીચે આપેલું છે. પેપર ગુજરાતી નું બેસ્ટ કેવી રીતે લખાય? એ બી તમને બધા તો હમણાં હમણાં કેતા થયા હશે. આપડે વર્ષો પેલા વિધ્યાર્થીને આ વાત નું guidance આપેલું છે. એ વિડિયો બી તમે જો millions માં views છે millions માં. તો એ બી તમે જોઈ લેજો. ધ્યાન થી એક પ્રોપર strategy બનાઈને smartwork કરશો ને,

અને આપડે એ દિવસે એનું સોલ્યુસન બી કરવાના છે પેપર નું લાઈવ જે ઓબ્જેક્ટિવ ના જે જવાબ હશે એ બી આપણે બતાઈશું લાઈવ ની અંદર કે તમે શું લખીને આયા? તમારો ઓબ્જેક્ટિવ માં કેટલા માર્ક આયેલા છે જે તમે અત્યારે કર્યું એ દિવસે. આ સેસન તમને ગમ્યું હોય તો જરૂરથી દિલ નું સેસન અરે દિલનું સેસન કઈ હા હા દિલ મોકલી આપજો, heart નું symbol મોકલી આપજો. almost બે કલાક ખતમ થવા આયા છે. અને છ હજાર જેટલા વિધ્યાર્થીઓ હજુ બી still on . salute છે તમને મે બી બે કલાક થી ઊભો છું. થાકવા બી આવ્યો છું. પણ તમે છેક સુધી support કરશો તો આ જ રીતે આપડે આપડા સેસન કરશું. જેથી કરીને તમારી preparation થાય આપડો ટાઈમ ફિક્સ રહશે સાંજે સાડા નવે હશે. બરાબર? ગુજરાતી ની તૈયારી કેવી રીતે કરવાની? ઇનો એક વિડિયો કાલે સવારે આવશે. એક જ દિવસની અંદર રવિવારથી લઈને સવારના સમય દસ વાગ્યા સુધી નો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો? એનો વિડિયો કાલે સવારે સવાર ની અંદર જ આઠ વાગે આય જશે. preparation ચાલુ કરતાં પેલ્લા તમે એને એકવાર જોઈ લેજો. અને પછી preparation start કરજો. જેથી કરીને આખા રવિવારનો તમે બેસ્ટ ઉપયોગ કરી શકો. આખા વર્ષ માં તમે જે તૈયારી છે એનું બેસ્ટ result તમે મેળવી શકો. આ રીતની આપણે જે મહેનતો કરેલી છે. એનું પરિણામ અને ફળ લેવાનો સમય આયેલો છે. બરાબર profit booking નો સમય છે. બરાબર ડરવાનું નથી. profit booking નો સમય છે ગભરવાનું નઇ. OK તો, demotivated આપડે રોજેય અલગ અલગ સ્લોગેન તો મૂકીએ જ છીએ. પણ લાખો વિધ્યાર્થીઓને support મળે છે એ જાણીને મને ખરેખર ખુશી થાય છે. પણ ગુજરાતી ના પેપર માં તમને જેવો benefit થાય તમારી આસપાસ અલગ અલગ ભલે જાણતા ના જાણતા હોય એક જ discussion થવું જોઈએ. કે ભઈ વાવજોડામાં તું જોડાય છે? વાવજોડામાં તું જોડાય છે? કોનું વાવજોડું તો કે વિકીસરનું. કઈ આવે? દિવાલીપુરા યૂથ ચેનલ પર આવે. બરાબર છે. તો ત્યાં જોડાય છે ના જોડતો હોય તો જોડાજે. સાંજે સાડા નવે હજારો વિધ્યાર્થીઓ જોડાઈ છે. તને પણ મજા આવશે ફાયદો પણ થશે. બે કલાક તમે એવી જગ્યા એ invest કરો છો કે જેનો એક પ્રોપર તમને impact પડે છે. બરાબર વેસ્ટ નઇ થતો ઘણા બધા અલગ અલગ comment કરશે. સમય બગાડે છે આજે સમય બગડતો નથી સુધરે છે અને વિધ્યાર્થીઓ સારું પરિણામ લઈને આવે છે. બરાબર છે એ દિવસે પેપર આવે ત્યારે જોજો આ વિડિયોને. બરાબર ને બલ્લે બલ્લે થઈ જશે મજા આય જશે. વાંધો નઇ બધા ને good night. વાંચવાના હોય તો પછી વાંચજો. અને જે લોકોને સવારે વેલું ઉઠાવાનું હોય એ લોકો સૂઈ જજો. OK પણ ફરીથી આપણે જે પેપર હશે, એ પેપર ના દિવસે ગુજરાતીનું પેપર હશે એ દિવસે આપણે એના પછીના પેપરનું વાવજોડું લાઈશું આજ રીતનું. ને તમને helpful થઇશુ. બધા ઘણી બધી comment કરે છે યાર.

પાંચ ક્રિયાના આભ્યાસ માં રસ હતો તેમને પોતાનમી જિગ્નાશ સાંભ સંતોસવા માટે કુતરા પર અભ્યાસ કરતા કરતા તેને આભ અભીસંધાન વિશેનું ગણિત જાણકારી પ્રાપ્ત થઇ અને માનો વૈજ્ઞાન શાસ્ત્રી પ્ર પ્રવિષ્ટ આ અભીસંધાન માં ભેટ મળી પાવલોને ઓગણીસો ચારમાં તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબલ પર પારિતોશની આ થયું હતું પાવલોન પાવલોયે પોતાનો પ્રયોગ માટે એક એવું સાધન બનાવ્યું જેમાં કૂતરાને સ્ટેન્ડ ઉપર ઉભો રાખી અને તેમને તેના મોંમાંથી જલતી લાળવ્યવસ્થા પાત્રમાં એકઠી થાય તેનું જૂનું માપન શક્ય બને પાવલોણે કૂતરાની સમક્ષ ખોરાક રજુ કર્યો ખોરાક જોતાજ કુતરાના મોમાં લાળ જળી આવે લાળ ઝરવાની પ્રક્રિયા ખોરાક જોતાજ જોવા મળી હતી જે સહજ પ્રતિ ક્રિયા હતી હવે તેમણે

જોવા મળી ધંટીનો આવાજ માત્ર સાંભળીને કૂતરાની ખોરાકની અપેક્ષા જન્મતી હતી અને જેકુતરાના મોમાંથી લાળ જળવા માટે જવાબદારી હતી પાવલોયે આ તેને ફક્ત આટલે થીજ ના અટકાવતા તેમાં વિવિધ પરિવર્તનો લાવીને શાસ્ત્ર અભિસિદ્ધાંત સનદર્ભે વધુ સ્પષ્ટ બનાવ્યો પ્રવિષ્ટ અભીસંધાન મૂળભૂત ખ્યાલો અહીં આપણે પાવલોયે કરેલા અભિસન્ધાનના પ્રયોગ વિશે સરળ ભાષામાં સહમત જેવી વસ્તુ પરંતુ માનોવૈજ્ઞાનના વિદ્યાર્થીઓ નાતે પ્રવિષ્ટ અભિસન્ધાનને સમજવા માટે તેના કેટલાક પરી ભાષિક શબ્દોને સમજવા એનીવાર્યા છે પેલું ઉદ્દીપકજે ઉદ્દીપક કુદરતી સ્વરૂપ સવાભાવિત પ્રતિક્રિયા માટે જવાબ દર હોય એને અભિસનદાન ઉદ્દીપક કહેવાય છે. પાવલોવ ને પ્રયોગ કૂતરાની સામે ખોરાક રજુ કરતા સાથે કુતરાના મોમાં સ્વભાવિક રીતે લાળ જળે છે આમ આવી અને પ્રક્રિયા ઉત્પ્ન્ન કરવા માટે જવાબ દર હોય છે ઉદીપકની અભિસનદાન ઉદીપક યુસીએસ કહેવામાં આવે છે અહીં ખોરાક અને એ અભિસન્ધાન ઉદ્દીપકછે. બીજું અનભિસંધિત પ્રતિક્રિયા કોઈપણ પ્રકારનાં જોડાણ શિક્ષણ અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે જે પ્રતિક્રિયા શીખાયેલી નથી. આ પ્રકારની પ્રતિક્રિયા કોઈપણ પ્રકારનાં જોડાણ કે શિક્ષણ વગર જોવા મળતી પ્રતિક્ષિપ્ત પ્રતિક્રિયાને અનઅભિસંધિત પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ટૂંકમાં સ્વાભાવિક ઉદ્દીપકથી ઉત્પન્ન થતી સ્વાભાવિક પ્રતિક્રિયા એટલે અનઅભિસંધિત પ્રતિક્રિયા. પાવલોવના પ્રયોગમાં કૂતરાની સામે ખોરાક રજૂ કરતાની સાથે કૂતરાના મોંમાં લાળ ઝરવાની સ્વાભાવિક પ્રતિક્રિયા જોવા મળે છે જે અનઅભિસંધિત પ્રતિક્રિયા કહેવાય છે. સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ રસ રશિયન શરીરશાસ્ત્રી પાવલોવે જેમ શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રદાન કર્યું તે જ પ્રમાણે બી એફ સ્કિનર નામનાયે અમેરિકન મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનને કારક ક્રિયાત્મક અભિસંધાનની મહામૂલી ભેટ આપી છે. કારકે અભિસંધાનમાં શાસ્ત્રીય અભિસંધાન કરતાં જુદી વિચારધારણા જોવા મળે છે. શાસ્ત્રીય અભિસંધાનમાં પ્રમાણમાં કોઈ પ્રતિક્રિયા ના કારણે થતા સમયાંતરે તેને પ્રબલન પ્રાપ્ત થયા છે જયારે આ કારક અભિસંધાનમાંને પ્રતિ પ્રાણી જો પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો અને માત્ર તો જ તે પ્રબલનનું હક્કદાર બની શકે છે. આમ, આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષામાં પ્રાણીના કારક વર્તન ઉપર ભાર મુક્તો હોવાથી તેને કારક આભિસન્ધાન કહેવામાં આવે છે. આ પ્રકાર ના અભિસંધાનમાં પ્રાણીએ પ્રબલન મેળવવાની પ્રયોગ કર્તા દ્વારા નક્કી કરેલ ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડે છે. આથી આ અભિસંધાનને ક્રિયાત્મક અભિસંધાન તરીકે ઓળખવામાં આવે છે. સ્કિનરના મત પ્રમાણે પ્રબલન આપવાથી પ્રાણી કે માનવીના વર્તનને ઈચ્છિત આકાર આપી શકાય છે. આ સામાન્ય રીતે પ્રાયોગિક ધોરણે ચકાસવા માટે તેમણે એક સમસ્યાપેટીની રચના કરી, જે સ્કિનર પેટી તરીકે ઓળખાય છે. આ સમસ્યાપેટીની વિશેષતા એ હતી કે તેમાં અન્નગુટિકા સંચયપેટીને અને પેટીની નીચેની તરફ આવેલા હાથાને એક તાર કે સળિયાથી એવી રીતે સાંકળવામાં આવે છે કે પ્રાણી જ્યારે હાથો દબાવે ત્યારે અન્નગુટિકા સંચયપેટીમાંથી અન્નપાત્રમાં આવે છે.